આ પિક્ચર મહાનગરપાલિકા જે ગાંધીનગરમાં આવેલી છે તેના બસ સ્ટેન્ડ નું છે.

અને અહીંયા માણસો મુસાફરી કરવા માટે આવે છે.

શણગારીને રાખી છે અહીંયા સાઈડ માં ફ્લાવર્સ રાખ્યા છે.

આ ઑફિસ માં એક એ_સી પણ છે અહીંયા કેટલા બધા ફુગ્ગાઓથી ઑફિસ શણગારેલી છે.

દુકાન કુંડાઓ માટેની છે અહીંયા માણસો કુંડા લેવા આવે છે.

આ ચિત્ર એક મંદિરનું છે આ મંદિરનું નામ--

આ ચિત્ર એક કપડાની દુકાનનું છે.

આ ચિત્ર એક ગાંધીનગરની શાખાનું ચિત્ર છે.

અને તે જીમ કરવા આવ્યા હોય એવુ લાગે છે.

અને અયા ઘણા બધા લોકો જિમ માં એક્સરસાઇઝ માટે આવ્યા છે.

અહિયા ચાર કે પાંચ બારીઓ લાગેલી છે.

અને આ સરસ મજાનું એવુ બિલ્ડીંગ છે અને વચ્ચે લાલ કલર છે.

અહીંયા માણસો રોજ સવારે બપોરે અને સાંજે--

અહીંયા ઘણા બધા લોકો ટેટુ કરાવવા આવે છે.

અહીંયા માણસો ફોટા પડાવા આવે છે.

આ ચિત્ર ખુબજ મનમોહક છે.

આ ચિત્ર ડાન્સ ક્લાસ નું છે.

ચર્ચ ના ફાધર નું છે આ ચિત્રમાં કેટલા બધા ફાધરો ભેગા થયા છે.

આ ચિત્ર એક સાઇટ વિઝિટ નું ચિત્ર છે અહિયા એક ખટારો પડ્યો છે.

અહીંયા કેટલા બધા માણસો બેઠા છે.

તે તેના નૃત્યથી બીજા લોકોના મનોરંજનનું કારણ બની રહી છે.

અને આ ચીત્રમાં માંડવો નાખેલો છે માંડવાની નીચે છોકરીઓ ડાન્સ કરે છે.

આ ચિત્રમાં બેંક ઓફ ઇન્ડિયા નું --

અહીંયા માણસો બુલેટ લેવા આવે છે.

આ ચિત્ર એક અ કોલેજ ના ફંક્શન નુ લાગી રહ્યુ છે.

પોતાના ફોટોસ લેવામાં બિઝી લાગી રહ્યા છે.